એમ કે ઇ બચાવી નહી શકે ટૂંક મા એ પરિસ્થિતિ ને વળવી જસે અને પછી એ યુવાન ગમે એ નિર્ણય લેતા હોય છે હાલે એતો સુસાઇડ કરી લે કે પછી અમ બીજા ઘણાયે બીજા ઘણા તો અત્યારે એ પણ જોયા છે કે ઘણા લોકો અત્યારે અ બ લોન લેતા હોય છે ને લોન મા પછી ઉધાર ના, ઉધાર મા અત્યારે લેવાઈ જાય છે ઉધાર બહુ વધી જાય છે ઘણા પાસે તો બહુ લાંબો ઉધાર હોય છે લોન લેતા હોય છે. વ્યાજ પણ પાછુ વધતુ જ જાય ઉધાર લીધો એને અડધુ તો વ્યાજ થાય ગયુ હોય એવી જ રીતના ઘણુ થતુ હોય છે એવુ તો જોયેલુ છે મે ઘણી જગ્યા એ આ લોકો જોડે થી ઉધાર લેતા હોય છે

અને એ બધા એ પછી રૂપિયા વાળા બીજા પાસે થી ઉધાર લે છે અને એ પછી બેરોજગાર થસે બેરોજગાર તો પેહલા થી હોય છે પણ આવુ કરે એટલે પછી વધારે ઓલુ થાય કે કઈ કમાતો તો છે જ નહી ભાઈ સટ્ટા મા રમે છે ને જે જીતે છે એને તો કાઇ વાંધો નથી અને જે જીતે છે પાછુ એ રમવાનુ ચાલુ કરે પાછુ હારે છે અને એની આગળ એવુ પણ થાય શકે આમા જીતવા વાળા અમુક બે પાંચ ટકા હોય ને બેરોજગાર અ બ પાછા આપડે કઈએ કે એ પાછા પંચરો થતા હોય છે

આ ખાસુ મોટુ આ સટ્ટો છે ને એ પણ ખાસો મોટો ભાગ ભજવે છે હુ હમણા જ જોતો હતો કે મારો એક મિત્ર હતો અત્યારે આઇપીએલ ચાલે છે ડ્રીમ એલેવન પર ભાઈબંધ કે પૈસા કમાઉ હોય તો આમા પૈસા રોકાય મે જોયુ આમા આ કઈ રીતે કરે છે

કંપની વાળા છે એમને તો પચાસ રૂપિયા ફાયદો થઈ ગયો ને હમ જે બે જણા હાર્યા એમને તો પોતાના તો ચાલીસ ચાલીસ રૂપિયા બને ના ગયા જ ને અને સ્વભાવિક છે કે આજે તારા ચાલીસ રૂપિયા ગયા હોય તો તારા મન મા એક જ વિચાર તો આવશે જ તો એ ચાલો હુ વધારે ના કમાઉ પણ મને જે મારા પૈસા અંદર જતા રહ્યા છે ચાલીસ રૂપિયા એતો મારે પાછા જોઈએ જ છે એટલે એ ચાલીસ રૂપિયા પાછા મેળવવા માટે તુ ફરી વખત બીજા ચાલીસ નાખીશ હમ બની શકે તુ જીતતો રહીશ જીતતો રહીશ ખાસા બધા ટાઇમ થી જીત્યો પણ સરખુ ના હોય કોઈ દિવસ તુ હરીશ પણ ખરા

આ લોકો કઈ થી પૈસા લાવતા હસે હમ

આગળ વધો અને રૂપિયા કમાઓ પણ એમાથી સુકસેસ રેશીઓ એક ટકા જ હોય છે ખાલી એક ને જ એમા મહેન્દ્ર કાર મળી શકે બીજા બધા ને તો પાછા લૂખા જ ખાવાના હોય છે એક ને જ એક કરોડ મળે ખાલી

જેમા યુવાનો એમા થોડો એનો સમય ઓછો વેડફે અને એને બીજી એની સ્કિલ ને એ પ્રમાણે જેમા ઇંટ્રેસ્ટ હોય એમા એમા વધારે ધ્યાન દે અને એમા એ આગળ વધે જો આમા જ એ આગળ આ ડ્રીમ એલેવન રમવા લગસે તો એમા એ સટ્ટો સટ્ટા નો એક ટેવ પડી જાય ને આખા દિવસ મગજ મા એને એજ વિચાર આવતા હોય કે મારે કાલે ગેમ જીતવી છે ગેમ જીતવી છે તેની માટે ટીમ અત્યાર થી વિચારવા માંડે અને આવુ બધુ કરતા હોય છે ટૂંક મા બધા ના વિશે મગજ મા વિચાર તો ચાલતો જ હોય કે મારે કાલે આ ગેમ રમવી છે તો આને ટીમ આ બનાવી છે તો આ ટીમ બનવુ તો આવુ થશે ને તેવુ થશે બધી મગજમા એ સિવાય એના મગજ મા બીજુ કઈ ચાલતુ જ નથી હોતુ કે

કે એક કારણ બની શકે બેરોજગારી નુ પણ એ ઇ રોજગારી આપે છે પણ એ ખાલી એક ટકા ને જ આપે છે જે લોકો એક ટકા નહિ પણ પાંચ ટકા હુ વધી વધી ને પાંચ ટકા ને આપે છે પાંચ ટકા ને બે બેરોજગારી એ બેરોજગારી માથી રોજગારી આપે છે બીજા બધા ને પાછા બેરોજગાર કરે છે સો ટકા સાચો વાત છે બેરોજગારી મા આજના યુવાન ને જે સરમ આવે છે ને કામ કરતા આપણ એક મોટો એ છે હાથ છે કે ચાલો પોતાના પિતા છે તેમનો કોઈ ધંધો છે પહલેથી

હોવી જોઈએ એનામા એ એનામા હોતી નથી એટલે છેવટે નોકરી પણ નથી મળતી અને એક તરફ એ પોતાના પિતા નો વ્યવસાય સાંભળવા માટે તૈયાર નથી અને છેલ્લે પછી બેરોજગારી તરફ જ જાય છે પણ સરમ ના રાખવી જોઈએ પોતાના પિતાના વ્યવસાય કરવામા શુ સરમ હમ પોતના પિતા નો વ્યવસાય

એટલે એમ કરોડો નુ ટર્ન ઓવર કરોડો નુ ટર્ન ઓવર થાય છે જે છેક મે જાણ્યુ એની પાસે થી અત્યારે અહી આવિયો ત્યારે ઇ એક પછી એક અગત્ય ની વાત છે જે નાનો ઉધ્યોગ હોય ખોલવા કરવા મા કાઇ ખોટુ નથી જો ઇ એને વિચારી શકતો હોય કે આને હુ કાઈક આગળ વધારીશ જેને મગજ મા એવુ હોવુ જોઈએ કે હુ આને આગળ વધારી સકીશ એમ તો ઇ ફોલો કરવામા કાઇ ખોટુ નથી જો આડે ધડ એ પપ્પા નો બિસનેસ સારો હોય હારોય ય હોય એને છોકરાએ લઈ એ લીધો એને ડૂબાદત યે કઈ બહુ વાર લાગવાની નથી કે ઇ એને કઈ આઇડિયા જ નથી ભાવિષ્ય મા કે હુ શુ કકરીસ આનુ લે એજ ને કોઈ પણ ધંધો નાનો નથી કે બાળપણ થી સ્કૂલ મા તો શીખવામા આવે છે કે કોઈ કોઈ પણ રોજગાર આપડે ભલે આમ સમજતા હોઈએ કે આતો ખેડૂત છે કે આ કેટલુ કામતો હસે વર્ષ નુ ખેડૂત મા શુ કામતો હશે! ઉપર થી રોજ ખેતર મા જવાનુ ધ્યાન રાખવાનુ તમારા હાથ પગ બગાડે માટી લાગે પણ એજ ખેડૂત છે કે જે આપડી આખી વ્યવસ્થા મા ખૂબ મોટો ભાગ આપે છે એટલે પોતાના પિતા ધારોકે ખેડૂત હોય એમ નથી કેતો કે ના કે તમે ખેતી છોડો હવે નોકરી જ કરો સારી નોકરી માટે આગળ વધો એના માટે હુ ના નથી કેતો પણ જો તમને નોકરી નહી મળી સકતી તો પોતાનો જે પિતા નો ખેડૂત નો ખેતી નો ભલે જે ધંધો હોય પણ તમે એમા પણ ખૂબ સારુ પ્રદર્શન કરી શકો છો જે તમારા પિતા નથી કરી શક્ય તમે એ કરીને પોતાના ઘર ને ખૂબ આગળ લાવી સકો છો.

ખેતી મા પણ આ એક તે વાત કરી એ પ્રમાણે બહુ સારો રૂપિયો થઈ શકે છે અને અત્યારે આપડે જોઈએ છે કે જે ઇ સરકારે ખૂબ કરી રહી છે જે શોલડર્મ સોલ્જર માટે હજી અત્યારે જેની ચાર વર્ષ જેની કાઈક સોલ્જર ની કઈક ટર્ન હોય છે એ ખાતમ થઈ જાય પછી એને ઘણી તકો આઆપે છે કે સોલ્જર કઈક બીજુ આગળ થઈ શકે અને ઘણી પોસ્ટો તેના માતે ઓપન થઈ જાય છે તેમ આ કે ઇ પછી એની પાંહે એક સ્કી એક સ્કિલ હતી એની એ એમા બહુ આગળ વધી ગયો સોલ્જર બની ગયો પછી નિવૃત થઈ જાય પછી ઈ કયા જશે તો એની ઈ એક વિચાર ને સરકારે ધ્યાન મા લીધુ અને એની માટે બ ઘણી યોજનાઓ સોલ્જર માટે સીધુ અત્યારે તો એ એક પાછુ એક અગત્ય ની એ સરકારે જેનાથી કોઈ બેરોજગાર ના રે એમ ટૂંક મા અને એની એક સ્કિલ અને એક આ ક આગળ સ્કિલ તરીકે એ આગળ વાઇધ્યો છે સોલ્જર બનિયો છે એની એક સ્કિલ હતી અને ઈ આગળ વાઇધ્યો અને પછી તો એ એમાથી નિવૃત થઈ ગયો પછી તો એ કાઈ જઈ નહી સકે

આપડે આ રમત ગમત છે એટલા એને પણ રોજગાર ની દ્રષ્ટિ એ જોઈ જ સકીએ ને ધારો કે બાળક હોય ભણવામા ચાલો મન નહી લાગતુ તો એ ક્રિકેટ મા સારો હોય કોઈને ચાલો ગણિત નથી સમજાતુ પણ એ ફૂટબોલ સારો રમતો હોય વોલીબોલ સારો રમતો હોય તે ચાલો શરૂવાત ના ક્ષણ મા ક ઘર ના પૈસા ટ્રેનિંગ લેવા માટે કે કઈક એવુ જોઈને કરે અને ત્યારે જો એ પોતની ઉપર કામ કરસે તો વધતે જતે અંત શતે તે ભારત માટે ખૂબ સારુ પ્રદર્શન કરી શકે છે રમતગમત ક્ષેત્ર મા અને એવુ નહી કે ખાલી તમે રમવા જાઓ તમને એના જ પૈસા મળે ધારો કે આજે આ ક્રિકેટરો છે એ લોકો રમતા હોય આટલા બધા ફેમસ હોય તમને એડ પણ મળતી હોય છે હમ હમ એ કઈક એક એક એડ ના એમને ખાસા ખાસા લાખ રૂપિયા મળતા હોય છે આહ આ ઉપરાંત પોતાની જે અલગ સોશિયલ મીડિયા ની પ્રોફાઇલ છે એના પર કોઈ એડ માટે બોલવા વિશે તેનુ પોસ્ટ કરવા મૂકસે પર એના પર ખાસા બધા પૈસા મળતા હોય છે તે રમત ગમત છે ત્યા એવુ નથી કે પૈસા નથી હમ એ ક્ષેત્ર પણ ખૂબ સારુ છે પૈસા કમાવા માટે આ ઉપરાંત ધારો કે તે જોયુ હસે કે આપડા ક્રીકેટરો છે હમ તો મદેનદ્ર સિંઘ ધોની છે છે. હમ હરભજન સિંઘ છે તો એ હરિયાણા પોલીસ મા ડીએસપી છે એવી રીતે જે આ અમુક સીટો આ રમત ગમત ક્ષેત્ર ના જે ખેલાડીયો છે એમના માટે તો ફળવવા મા આવે છે.

એ તમને આપી શકે છે આ પણ એક રોજગાર માટે સારુ જોવા જઈએ તો એ છે હમ હમ

પછી એણે ભલે ની વિકેટ ઈન્ડિયા ની ટીમ મા ભલે છેલ્લે નહી જઈ શકે પણ છેલ્લ બીજી ટ્રોફીઓ હોય છે થતી હોય છે આપણા ભારત મા એમા કઈ રૂપિયો ઓછો નથી મળતો એમાય પણ

એટલે એજ ને જો તમે તમારા સ્કિલ પર કામ કરતા રહેશો તો છે કે ભગવાને કીધુ છે આપડને ફળ ની આશા ના રાખો તમે કામ કરો તમે જો પોતાનુ કામ મન લગાઈ ને ધ્યાન પૂર્વક કરતા રેહશો તો એક ને એક દિવસ તો સફળતા મળવાની જ છે. કોઈ છીનવી નહી શકે બીજુ આપડો દેશ કૃષિ પ્રધાન છે ને એટલે પણ બેરોજગારી મા થોડો ઘણો અર્થ છે વરસાદ છે. અત્યારે હવે આ ગ્લોબળવોર્મિંગ ને એવુ બધુ વૃક્ષો કપાય છે ને એટલુ બધુ થઈ ગયુ છે અને વરસાદ નિયમિત નહી આવતો હમ હમ જે તમારે આવો જોઈએ ના કે આ જૂન થી ઓગેસ્ટ સપ્ટેમ્બર સુધી નો વરસાદ પડવો જોઈએ એ નહી પડતો એટલે સમજ્યો તુ હમ ખેડૂત નો પાક નહી થતો ખેડૂત ને માર પડે છે ઉપરથી ચાલો વરસાદ પડયો ધારો કે ચાલો વધારે વરસાદ પડી ગયો વવાજોડુ આઈ ગયુ તો તો પાક ને નુકશાન થાય પાક ને નુકશાન થયુ તો પછી લોકો તો ખરીદવાના જ નથી પછી સરકાર એ પાક ખરીદતી હોય ઍટલે સરકાર જે ભાવ નક્કી કરે કે ચાર રૂપિયે ડુંગળી લેવાની છે ધારો કે ચાર રૂપિયે જ આપવી પડે ભલે ને ડુંગળી દશ રૂપિયા ના ભાવ મા કે જોવો જો વરસાદ ના પડ્યો હોય પણ વરસાદ પડયો પાક બગડ્યો એટલે પછી તમારી પાસે કોઈ રસ્તો જ નથી સરકાર ને આપવા સિવાય અને પછી સરકાર પોતે જે ફાવે

ખેડૂતે વૈકલ્પિક રોજગાર સોધવો જોઈએ જેમ ધારો કે વર્ષ ના ચાર મહિના છે જે હું ખેતર મા મારુ કામ કરુ છુ ખેતી કરુ છુ ચાલો એમ નથી કેતા કે ખેતી ન કરો કે હુ ખેતી કરુ છુ એ વર્ષ મા ચાર જ મહિના કરુ છુ તો બાકીના આંઠ મહિના છે એ માટે મારે કમસેકમ વૈકલ્પિક યોજના શોધવી જોઈએ ધારો કે ખેડૂત છે એ ખેતી સાથે સાથે આ મરઘા ઉછેર કેન્દ્ર છે.

હમ હમ હા તે આ વાત કરી ઈ પ્રમાણે મે પણ ઘણુ જોયેલુ છે કે એ જેની પોતાની ખેતી હોય છે એ એને પાછુ ઘણી દુકાનો પણ હોય છે બિયારણ ની હોય છે

અત્યારે વૃક્ષો કપાઈ રહ્યા છે ને ગ્લોબલ માંગ વધી રહી છે તો એક બાજુ કૃષિપ્રધાન પર કહી રહી છે અને એક બાજુ વૃક્ષો કપાત પર એની પર બહુ કડક એક્શન પણ નથી લેવાતુ બહુ કડક નથી લેવામા આવતી ઘણી વખત તો બહુ કડક તો ના જ કહી શકાય કે નથી જ દેવામા આવતી અમુક હલકી એક્શનો લેવામા આવે છે જેનાથી કોઈ માનતુ નથી ટૂંક મા બહુ કડક એક્શનો લેવામા આવે જેવી રીતે આ વન્ય વિભાગો મા એક્શનો લેવા લેવ લેવામા આવી રહી છે પછી કોઈ સિંહ નુ મરણ કરે અમારે જ અહિયા સિંહ આવતા હોય છે તો ઈ કોઈ સિંહ નુ મરણ કરે તો એને પછી એને આખા જીવન ભર ની કેદી કેદ થાઈ શકે છે એમ એવી જ રીતના ઈ વૃક્ષો કાપવામા આવે જંગલ મા વૃક્ષો કાપવામા એટલી એટલી નથી આપવામા આવતી એ છતાય આપણે ભારત ને કૃષિપ્રધાન દેશ કહવામા આવે છે સરકાર દ્વાર કેવડાવે છે ને બધા કે છે હવે ટૂંક મા તો ઈ એક સરકાર ને પણ કઈક વિચારવુ જોઈએ કે આની ઉપર કઈક આપડે બ કાયદો લગાડી શકીએ કે જો કઈક વૃક્ષ કાપતા કે કોઈ કઈ આ બ એ પ્રોપર્ટી ને કઈક નુકશાન કરતા પકડાઈ ગયુ. એને આપડે સજા આપવી જોઈએ એમ ટૂંક મા બહુ કડક તો નહી પણ મીડિયમ સજા આપવી જોઈએ કે જેથી લોકો સમજતા નથી કે આપડે આવુ ના કાવરવુ જોઈએ જેવી રીતના વન્ય વિભાગ મા કીધુ ઈ પ્રમાણે હોય શકે અમારે કઈ આવો બનાવ બનેલો હતો કે કે કોકે સિંહ ને કઈક મારી ને કે કઈક નદી ની બાજુ મા ફેંકી આવ્યા હતા તો ઈ એને પાછુ આખા જીવન ની કેદ થઈ ગઈ હતી અને પછી છેલ્લે માંડ માંડ કરીને ચાલીસ ત્રીસ વર્ષ ની થઈ તી પછી તો બાર નિકાળી દીધી પણ એ બહુ કડક હોતુ હોય છે એવુ કડક જો આમા કરવા મા આવે તો કૃષિપ્રધાન દેશ કે છે ઈ એકચલી એ સફળ થઈ શકે ને એમા પાછુ ગ્લોબલ વોર્મિંગ નુ પણ સુધારી શકીએ. ભારત મા બેરોજગારી પણ આ વિશ્વ મા આખે એનો ફાયદો થઈ શકે છે. બેરોજગારી નુ આમ જોવા જઈએ ને તો દર ઘટી રહ્યો છે મે કાલે જ વાંચતો હતો તો જુલાઇ મા મઇ જુલાઈ મા ગયા વર્ષે બેરોજગારી નો દર છ પોઈન્ટ એશી ટકા જેટલો નીચો થઈ ગયો હતો. જે છેલ્લા છ મહિના મા સૌથી જોવા જઈએ તો સાત પોઈન્ટ એશી ટકા હતો એમાથી છ પોઈન્ટ એશી ટકા એટલે આખો એક ટકા દર ઘટ્યો બેરોજગારી નો એ આમ આપડા માટે સમ્માન દેવા જેવી વસ્તુ છે કે ધીમે ધીમે રોજગાર વધી રહ્યો છે વધવાનો મેઇન તો આ જે માને એમ લાગે છે ને કે બરોજગર વળી યોજના છે ને સ્ટાર્ટઅપ ની એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે.

એટલે હવે અત્યારથી જ બાળકો મા આટલો ઉત્સાહ જોવા મળે છે કે મારે બિજનેસ કરવો છે મારે કઈ આ નોકરી ની જરૂર નથી. નોકરી નહિ નોકરી છે તો બધુ જ છે એવુ નથી આ એટ્ટીટ્યૂડ છોકરો એ કેળવવો જોઈએ નોકરી જ બધુ નથી ને બિજનેસ પણ કરી શકો છો એ

અત્યારે કીધુ એ પ્રમાણે છોકરો નાનો હોય ત્યારથી એને ભલે ને કઈ બીજુ લક્ષ્ય હોય એને બીજુ કઈ ગોલ હોય તો એમા જ એને પૂરતો ધ્યાન ન દેવડવો જોઈએ એના બાપ દાદા નો ધંધો હોય છે એમા પણ આમ થોડુક ધ્યાન દેવડવુ જોઈએ કે બાપ દાદા ને એ ધંધો કરતા હોય એમા થોડુક એને એમ એને બે પાંચ ટકા ધ્યાન દઈ શકે એન એમાય પછી કયાક આગળ કાઈક ભલે ઈ એમા ના જાઉ હોય તોયે પણ થોડુક એમ એને આવડવુ જોઈએ તો પછી એને કરવાનુ થયુ તો એને આવે મતલબ પાછુ કોઈ રૂપિયા દેતુ હોય કે આ કરો તમે આમ આટલુ વેતન દઈએ જ્યારે એ ફ્રી માણસ હોય ત્યારે હા અને એમાય તે અગત્ય નુ જે શીખેલુ હોય એને ફાયદા કારક થઈ હકે છે જ્યારે એને કામ આપવામા આવે અને કોઈ પૂછે ત્યારે એ પણ આમ કઈ શકે કે મારે આવુ હતુ આવો ધંધો છે આમાં આટલી એ આ આટલુ શ્રમ હોય છે.

ખાલી એના ફિલ્ડ નુ નોલેજ નહી બીજા ફિલ્ડ નુ નોલેજ થોડુ ઘણુ રાખવુ જોઈએ કે જે આપડા બાપ દાદા કરી આવે છે કે એ બધુ તારુ શુ કેહવાનુ છે આ બાબતે. સાચી વાત તદ્દન સાચી વાત છે ઉપર થી માને તો હમણા એક બીજુ આવ્યો બેરોજગારી મા બાળમજૂરી છે ને એ પણ એક કારણ હોય શકે છે બેરોજગારી ની પાછળ કે જે અઢાર વર્ષ થી નાના બાળકો કે જે કામ કરાવે છે બાળમજૂરી ઘર ની પરિસ્થિતિ નથી એમ કરીને એમને કામ કરવા મોકલતા હોય છે આમ એલોકો ભલે સમજતા નથી કે ઘર મા પૈસા આવે છે પણ જે બાળક ના ભણવા ના અમૂલ્ય વર્ષો હતા

એનામા ટેલેન્ટ હોવો જોઈએ એનો વિકાસ નહી થાય છેવટે દશ વર્ષ પછી જ્યારે એ નોકરી શોધવા નીકળશે આખી જિંદગી થોડી એ મજૂરી કરવાનો છે હમ એને પણ એવુ થતુ હસે કે ના હુ કમાઉ સારુ કમાઉ મારા ઘર ને આગળ લાવુ પણ જે સમય આવસે જ્યારે એ નોકરી શોધવા માટે નીકળશે ત્યારે એને ખબર પડશે કે માર્કેટ મા જે કોમ્પિટિશન છે એ કેટલુ છે. એને તો એ જ લાગતુ હશે કે નોકરી આવા મળી જતી હશે નોકરી નથી મળતી ત્યારે યાદ આવસે ના કે જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે હુ ભણતો નતો ત્યારે હુ આ નાના સેજ પૈસા પછાળ દોડતો તો એટલે આ બધુ નડે છેલ્લે બાળમજૂરી પણ એક ખાસુ મોટુ કારણ છે બેરોજગારી પાછળ હમ હમ અને બાળમજૂરી ની પણ અત્યારે સરકાર છે આ બ એ ખૂબ જ એની પ્રત્યે એક્શનો લેવામા આવે છે જો કાઈ સરકાર આ બ ને ઇન્ફોર્મ થયુ કે આહિયા બાળમજૂરી કરાવે છે.

એને બારમુ જારી કરાવતુ હોય તો એને પાછુ અ બ સજા આપવામા આવે અને એ પાછુ બાળક હોય છે એને એ સ્કિલ સ્કિલ આપવામા આવે પૂરતી અને પછી એને ભણાવે છે. અને ઘણી રીતના સરકાર મદદ રૂપ પણ થઈ રહી છે કે કે જેને કે બ બાળકો ભણી શકે અને જેનાથી આ બ બેરોજગારી એ ઓછી થઈ શકે એમ એટલે સરકાર તો પોતાની રીતે ઘણુ કરી રહી છે બેરોજગારી દૂર કરવા માટે અને પહલા જે બેરોજગારી હતી એ વધી ને મોદી સરકાર આવ્યા પછી બેરોજગારી મા પ્રમાણ ખૂબ ઘટ્યો છે.

નવી નવી રોજ બરોજ યોજનાઓ કાઢી રહી છે હમ એટલે આમ જોવા જઈએ તો સાવ અત્યારે મે કીધુ એ પ્રમાણે બેરોજગારી નો દર પણ ઘટી રહ્યો છે એટલે ધીરે ધીરે બેરોજગારી ઘટી રહી છે અને આજનો યુવાન સ્વરોજગારી માટે ખૂબ જ આગળ વધી રહ્યો છે એવુ નથી વિચારતો કે મારે નોકરી જ કરવી છે હમ એ પોતાનો રોજગાર પણ કરી શકે છે હમ

હોય છે ને એમા કઈ કરતા હોય છે ને અને એવી જ આગળ વધી શકે તો કન્ફ્યુશન તારીકે તુ શુ કેહવા માંગીશ આમ

અને પછી સીએ માટે અપ્લાય કરી શકાય

હા કરી શકાય પણ જો કોમર્સ કરીને લીધું હોય તો સારું પડે કેમ કે એમા અકાઉંટ શિવાય સ્ટેટિસ્ટિક ને અધર સબ્જેક્ટ આવે ને તો એને ઈજી રેય નકર સાઇન્સ કરીને પછી પાછું એવું બધુ શિખવમા ટાઇમ જાય આમા ઇંગ્લિશ માં સીએ થતું હસે ને બેય છે ઇંગ્લિશ ને હિન્દી પણ હિન્દી માં કોઈ ઓફર નો કરે કેમ કે એ અઘરું પડી જાય લખવું હિન્દી હ હ તો આમા સીએ માં કઈ રીતે હોય મને કઇશ તું હા એન્ટર પેલા કેવું સુ આવે હ સીએ માં સે ને ત્રણ લેવલ આવ સીએ ફાઉંડેસન સીએ ઇન્ટરમીડિયેટ સીએ ફાઇનલ

તો ફાઉંડેસન માં સુ હોય

અને ચાર સબસ્ટીટ્યુડ હોય અને હવે પાંચમો સબજેક્ટ એડ થઈ ગયો એટલે છ થઈ ગયા પછી કેટલોક ટાઇમ હોય ત્રણ મહિના પાંચ મહિન પહેલા છે ને સી પી ટી હતું તો છ મહિનામા કોમ્પલેટ થઈ જતું પણ હવે ફાઉંડેસન મા છે ને રિટર્ન એક્જામ હોય એટલે એના માટે બરાબર વધારે પ્રેપરેસન કરવી પડે એટલે બાર મહિના થાય ભાડું કેટલુંક જાય

ઉહ પછી એમાં બે ગ્રુપ કે એકજ ગ્રુપ હોય કે ના એમાં ગ્રુપ નો હોય એમાં પાંચ પેપર જ હોય અને એમા ઇકોનોમિક્સ હોય અકાઉન્ટ ને પછી લૌ હોય અને

ટુંકમાં આમાં પાસ થાવ તો તમે આગડ જઈ શકો નકર ના જઈ શકો એવુજ ને

ઇ ઇન્ટરમિડીએટ બીજું લેવલ કેવાય એમાં પાછા સેને બે ગ્રુપ આવે એમાં એ એક ગ્રુપ કરીને આપવું હોય તો એક એક કરીને અપાય અને જો બે ગ્રુપ સાથે આપવા હો મોસ્ટલી બધાય સાથે જ આપતા હોય તો બે ગ્રુપ ની પ્રેપરેસન કરવાની પછી એમાં સબ્જેક્ટ કઈ રીતે હોય કે ઇન્ટર અલા ફાઉંડેસન હોય એજ સબ્જેક્ટ હોય કે બીજા સબ્જેક્ટ આવે એમા ફાઉંડેસન સે ને બેસિક કેવાય પણ અમુક સબ્જેક્ટ થોડુંક વધારે આવ એડવાંસ માં આવી જાય ને અમુક નવા સબ્જેક્ટ એડ થાય કેમ કે એમાં પેલા ગ્રુપ માં સે ને અકાઉંટ હોય પછી કોસ્ટીંગ હોય પછી ટેક્ષસન હોય

આનો ટાઇમ ડ્યુરેસન કેટલો હોય એટલે જનરલી એક વરાહ માં થઈ જાય પ અમુક અમુક જો એક એક ગ્રુપ કરે ન આપે તો પછી દોઢ વરાહ થાય પછી આમાં કઈ ટ્રેનીંગ કે આવું કઈ હોય હ ઇન્ટરમિડીએટ પેલા ટ્રેનિંગ ના હોય પણ ઇન્ટરમિડીએટ થઈ જાય ને પાસ ગમે ઇ એકલું પછી ટ્રેનિંગ આર્ટિકલશીપ કરવાની હોય કેટલો ટાઇમ હોય ઇ ટ્રેનિંગ પંદર પંદર દિવસની બે હોય

હા એમાં એક ઓરિયનટેસન કોર્સ કરીને ટ્રેનિંગ હોય અને બીજી ઇન્ફોરમેસન ટેકનોલોજી IT કરીને ટ્રે ટ્રેનિંગ પછી ઑ એસ માં સુ હોય ઑ સી માં છે ને એમા મેનેજમેન્ટ ને કમ્યુનિકેસન સ્કિલ ને એવું બધુ શીખવાડે અપડે ટુંકમાં સે ને ગમે ય આપડે સી એ માં જાઈન તો બધુ વાતચીત કરતાં ને એવું બધુ આવડવું જોઈ અને પછી કઈ રીતના વર્ક સાંભડવાનું હિન્દી ઇંગ્લિશ કે ગુજરાતી મોસ્ટલી ઇંગ્લિસ માં હોય ને જો કોઈ ને નો સમજાતું હોય એને હિન્દી માં પૂછવું હોય તો હિન્દી માં પૂછાય ને કરાય હિન્દી માં જવાબ આપે અછાં પછી આપણે ઑ એસ સી ઑ સી સિવાયની કઈ હતી

એમાં જો હવે આપડે સી એ ઇન્ટરમિડીએટ કરો દીધું એટલે કોર્સ સબ્જેક્ટ તો આવડી ગ્યાં હોય પણ હવે ઇ કોમ્પ્યુટર માં બધુ કામ અત્યારે થાતું હોય તો સોફ્ટવેર બધાય ચલાવતા શીખવું પડે તો માઇક્રોસોફ્ટ ની બધાય સોફ્ટવેર ની ટ્રેનિંગ આપે પછી અકાઉન્ટટિંગ બધાય ઈએ ટેલિ એવા બધાય અલગ અલગ સોફ્ટવેરો એનિય ટ્રેનિંગ આપે ઓડિટ કઈ રીતના કરવું એવું શીખવાડે અછાં અછાં આ ટ્રેનિંગ પતિ જાય એટલે ડાઇરેક્ટ ઇંતેરસિપ ચાલુ થાય કે હા ટ્રેનિંગ પતિ જાય ને પછી જો સી એ અરિકલસીપ કરવી હોય ને તો બધાય અલગ અલગ સી એ ટૂંકમા ઇંટરવ્યૂ આપવા પડે. અને ઇયાં જ્યાં સિલેક્ટ થાય ત્યાં આપડે જો ગમતું હોય તો ત્યા સ્ટાર્ટ કરી શકાય સી એ આર્ટીકલ પતિ જાય પછી સ્ટાઇપેન્ડ આપે કે ખાલી આપડી જાણ ને એમનામ રે આપે ને પણ ઇ સ્ટાઇપેન્ડ પછી બેસિક રૂટ પ્રમાણે ઓછામાં ઓછું પચીસો ત્રણહાજર થી પાંત્રીસો એટલું હોય અથવા તો વધારે આપતી હોય તો એટલું હોય એવી રીતના આપે પણ થોડુંક આપે

એટલુંજ હોય પેટ્રોલમાં ન ખાવાનું માંડ નીકળે તો તો એમાં કઈ નો વડે પણ આપણે સુખવું હોય તો જવુંજ પડે

પછી આ ટ્રેનિંગ ત્રણ વરસ હોય છે ને હા ત્રણ વરસની ટ્રેનિંગ હોય એમાં અલગ અલગ એરિયામાં માં શીખવા મડે ઇ બધુ શીખવાનું પછી આ ઓફિસ માજ કામ કરવાનું હોય કે બરેન એવી રીતના જવાનું થાય ટ્રેનિંગ માં અ જો કામ ઉપર ડીપેન્ડ કરે જો તમને બારે ક્યાંક મોકલે ઓડિટ ને એવું બધુ હોય તો બારે જવું પડે બીજા સિટી માય જવું પડે ને એના ઇ સિટી માં બીજી જગ્યાએ કંપની માં બધે મોકલે ઇયાય જાવાનું અછાં તો તો આ બઉ માથાકૂટ પડે બેન નઇ પછી સી એ માં અમથુ જ માથાકૂટ વાડુ હોય એટલે સમજી વિચારેને જ લેવાનું તારી વાત સાચી પછી સુ હોય ઇન્ટર પછી ફાઇનલ જ સે ને હા હા પછી સે ને ફાઇનલ ની પ્રેપરેસન કરતાં પેલા સે ને પી એ પ્રેપરેસન તો ચાલુ કરી સકાય આર્ટિફિસિયલ

એમાં એક એડવાંન્સ ટાઈપિંગ કરીને ટ્રેનિંગ આવે ને એક એમ સી એ કરીને ટ્રેનિંગ આવે આહ હ હ પછી એમાં એમાંય ટ્રેનિંગ માં સુ કરાવે હા એમ સી એ ટ્રેનિંગ મા મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ હોય જ્યા કોર્પોરેટ હોય તો અપડે જવું હોય ત્યાં કઈ રીતના લીડરસીપ ને આવું બધુ કઈ રીતના હોય એની મિટિંગ અટેન્ડ કઈ રીતના એન્યુઅલ રિપોર્ટ ને એવું બધુંય કઈ રીતના બોલવાનું કઈ રીતના અટેન્ડ નું આવું બધુંય હોય અછા પછી ફાઇનલી એક્જામ માં એકહારે બે આપી સકાય કે એક એક અપાય કઈ રીતે સારું પડે એક એક કરીને આપો તો વધારે સારું પડે અને એકી સાથે આપવી હોય તો આપી શકાય પણ છે ને reservation નો પૂરો time મળ્યો હોય ત્રણ વરસ તો અને વાંધો નો આવે ઉહ છ ઓછો time મળ્યો હોય તો પછી એક એક group કરીને આપે તો સારું પડે એમાં એમાં કેટલા subject હોય એમાય આઠ subject હોય એમાં બે group હોય બે group અડધા subject હોય ઉહ ઉહ ઇ subject inter હોય તો એવજ આવે કે અલગ આવે